એક સુકાઈ ગેલુ જાડવું દેખાય છે પાછળ ઘણા બધા જાડવા છે એક બ્લુ કલર ના ટીશર્ટ માં --

આ એક વ્યાયામ શા-શાળા શાળાનું પિક્ચર છે જેમા--

એક ગ્રીન કલર નું બોર્ડ મારેલુ છે જેના ઉપર વાઈટ અક્ષરથી લખેલું છે વ્યાયામ શાળા અને નીચે ઇંગ્લિશ માં લખેલું છે ઓપન જીમ સામે કેટલાક --

આ ફોટા મા સામે કઇ બ્લુ કલર નુ મોટી ફેક્ટરી જેવુ દેખાય છે જેના --

ઝાડવા અને છોડવા છે એક બ્રિજ છે જે શાયદ મેટ્રો નો બ્રિજ છે.

લાઈટો છે સામે સ્ટેરકેસ છે જેને બ્લેક કલર ની રેલિંગ છે.

સામે એક પેન્ટિંગ પણ છે જે બો સુંદર છે.

અ સાઇડ માં રેલિંગ આપેલી છે સામે ઘણી બધી ગાડીઓ પડેલી છે.

દેખાય છે સામે એક બે માણસ ઊભા છે.

અહીં ઘણી બધી છોકરીઓને મહિલાઓ છે એમાંથી મોસ્ટ ઓફ --

ઉપહાર આપી રહ્યા છે કે ઇનામ આપી રહ્યા છે જેમના પગ કને વાઈટ બોર્ડ છે પાછળ થોડીક ડિઝાઇન દોરેલી છે.

અહીં એક ફાર્મસી ની દુકાનનો ફોટો છે જેનુ નામ છે ભાગરવ .

ભાઈએ એક સફેદ કલર નુ જેકેટ પેહરેલુ છે ઉપર ટોપો છે શાયદ ઠંડીનુ મૌસમ છે બૂટ પેહરાવેલા છે બ્લુ કલર ના.

પાણીનુ રંગ થોડુક પીલા ટાઇપ નુ એવુ લાગે છે જે કઇ થોડુ અલગ લાગે છે.

એક ભાઈ ઊભો છે જેને બ્લુ કલર નુ બેગ ટીંગાડેલુ છે એક ભાઈ છે જેને પીડા કલર ના કપડા પહેરેલા છે.

આ એક લાઈટ છે અને આખી હોટલ લીલા મસ્ત લાગી રહી છે પછી જાડવા છે આગળ થોડીક લોન છે.

છાભા છે જે હોય છે જ્યાં લાલ કેરેટ પડેલા છે લાલ કલર ની ખુરશી છે લાલ કલર ના ટેબલ છે સ્કુટી છે બાઈક છે અહ વાદળી કલર નો ડ્રમ છે.

અહીં એક લગ્ન પ્રસંગનો ફોટો છે જ્યાં ઉપર આખા બુફે છે.